આ એક કોફી શોપ છે ત્યાં ટેબલ ઉપર એક કોફી કોફી મૂયકી છે અને એક કેન્ડલ છે.

બોર્ડ ઉપર ઘણી બધી પેન્ટિંગ કરેલી છે અને ચેરો લગાવીને ટેબલો સાઈડ માં રાખી છે.

અને જાડી બ્લેક કલર ની રાખી છે અને દરવાજો બી બ્લેક કલર ની નેટ વાળો છે.

દ્વારકા મંદિર છે દ્વારકા પાસે ખુબ સરસ બધું બનાવ્યું છે.

એક દુકાન છે ઉપર નીચે દુકાન છે અને ધરેકબાબા લખ્યું છે.

ઘણા બધા માણસો પણ છે અને બાજુમાં એક કૂલર મુકયુ છે અને પાણી પીવાનું પણ કુલર મુકયુ --

અહીંયા ટેશન છે બાજુમાં અને બાજુમાંથી ઘણા બધા ઝાડ પણ ઉગ્યા છે અને બે સાઇડ પણ રસ્તો આઇપો છે.

અને એક સાઇટ ઉપરથી ગાડીઓ આવતી સે ફોરવીલર અને એક સાઇડ થી એક ગાડી ફોરવીલર જતી છે.

આ એક હોટલ હોટલ શ્રીનાથજી બ્લેક કલર ના બોર્ડ ઉપર લખ્યું છે વાઈટ કલર માં.

એક પતરાનુ નાનુ અમથું અમથું છજ્જુ પણ બનાવ્યુ છે અને એના નીચે એક હિંચકો લગાય્વો છે.